સાઈડ માં એક ટ્રોલી માં પાણીની મટકી મૂકેલી દેખાય --

એમાં ખાલી કોન ગોઠવેલા પણ દેખાય છે ટેબલ ઉપર એક ફ્રીજ અને એક ચોપડી પણ દેખાય છે.

સ્કૂલ નું નામ રાષ્ટ્ર ભારતી પબ્લિક સ્કૂલ છે.

છોકરા અને છોકરીઓ રંગબેરંગી કપડા પહેરીને બેસા છે.

સાઈડ માં યોગા મેઠો મેઠો પાથરેલી જોવાય છે.

કિનારા ઉપર લાલ અને ભૂરી સાયકલ ઊભેલી દેખાય છે.

જેમાં ઘણા બધા લોકો દેખાય છે સાઈડ માં કારું સ્પીકર મૂકેલું છે.

રેલિંગ ની પાછર સફેદ પાનીની ટાંકી પણ દેખાય છે.

એની અ ચેર ટેબલ ઉ ચેર ઉપર માનસો બેસેલા દેખાય છે.